લીબરઓફીસ બેઝ પરના આ સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે ડેટાબેઝ ડીઝાઇન પર નીચે આપેલ વિષયો શીખીશું આપણા ડેટાબેઝનો હેતુ નક્કી કરવો જોઈતી માહિતીને શોધવી અને ગોઠવવી માહિતીનું કોષ્ટકોમાં વિભાજન કરવું
ડેટાબેઝ ડીઝાઇન શું છે
ડેટાબેઝ ડીઝાઇન એ ડેટાબેઝની વિસ્તૃત ડેટા મોડેલ બનાવવાની પ્રક્રિયા છે
સારી ડીઝાઇન વડે ડેટાબેઝ વ્યવસ્થિત ચોક્કસ અને સંપૂર્ણ માહિતી પૂરી પાડી શકે છે જેનો અર્થ એ છે કે આપણે વિવિધ સ્તરે આપણી માહિતીની સંકલનતાની ખાતરી કરી શકીએ છીએ ડેટા પ્રોસેસિંગ માહિતી પર પ્રક્રિયા કરવી કે વપરાશમાં લેવી અને રીપોર્ટીંગ માટે આપણી જરૂરિયાતોને મેળવી શકીએ છીએ અને ફેરફારને સરળતાથી સમાવી શકીએ છીએ
ડેટાબેઝ ડીઝાઇનની પ્રક્રિયા નીચેના પગલાંઓને સમાવે છે આપણા ડેટાબેઝનો હેતુ નક્કી કરવો જોઈતી માહિતીને શોધવી અને ગોઠવવી માહિતીનું કોષ્ટકોમાં વિભાજન કરવું માહિતી આઈટમોને કોલમોમાં ફેરવવી પ્રાયમરી કીઓ સ્પષ્ટ કરવી કોષ્ટક રીલેશનશીપ સુયોજિત કરવા આપણી ડીઝાઇનને સુધારિત કરવું નોર્મલાઈઝેશન નિયમોને લાગુ પાડવા અને અંતે ડેટાબેઝને પરીક્ષણ કરવું રન કરવું અને અનુરક્ષણ કરવું
ઠીક છે ચાલો પહેલા પગલાં પર જઈએ જે છે આપણા ડેટાબેઝનો હેતુ નક્કી કરવો
ચાલો એક સાદી લાઈબ્રેરી એપ્લીકેશન ધારીએ
સામાન્ય રીતે લાઈબ્રેરી પુસ્તકો ધરાવે છે
અને આ પુસ્તકો તેના નોંધાયેલ થયેલ સભ્યોને જારી થાય છે
તો આપણને એક લાઈબ્રેરી એપ્લીકેશનની જરૂર પુસ્તકો અને સભ્યોની યાદીનું અનુરક્ષણ કરવા માટે અને તેના સભ્યો માટે જારી થનાર આ પુસ્તકોને ટ્રેક કરવા માટે
આપણુ પહેલુ પગલું છે જોઈતી માહિતીને શોધવી અને ગોઠવવી
અહીં આપણે તમામ માહિતીઓનાં પ્રકારોને મેળવીએ છીએ જે આપણે ડેટાબેઝમાં રેકોર્ડ કરવા ઈચ્છીએ છીએ
હવે જો કે આપણે લાઈબ્રેરી એપ્લીકેશનનો હેતુ જાણીએ છીએ તો ચાલો અહીં આઈટમો ને સમજીએ
અહીં પુસ્તકો છે
એક પુસ્તક પાસે એક શીર્ષક લેખકપ્રકાશક અને કીંમત હોય છે
અને આપણે લેખકની માહિતીને પણ સંગ્રહીત કરી શકીએ છીએ જેમ કે જન્મ તારીખ અને દેશ જ્યાંથી તેઓ સંબંધિત છે
આપણે પ્રકાશકનું નામ સરનામું અને ફોન નંબર પણ સંગ્રહીત કરી શકીએ છીએ
અહીં લાઈબ્રેરીના સભ્યો પણ છે જે નામો ફોન ક્રમાંકો અને સરનામાંઓ ધરાવે છે
હવે જયારે એક સભ્યને એક પુસ્તક જારી થાય છે તો ત્યારે હોય છે પુસ્તક જારી થયેલાની તારીખ પાછી આપવાની તારીખ વાસ્તવિક પાછી આપવાની તારીખ અને ચેક્ડ ઇન સ્થિતિ
આ વ્યક્તિગત આઈટમોને એટ્રીબ્યુટ્સ પણ કહેવાય છે
આ દરેક એટ્રીબ્યુટો કોષ્ટકમાં એક સંભવિત કોલમને દર્શાવે છે
આ જગ્યાએ આપણે પ્રશ્નોને સુત્રિત કરી શકીએ છીએ જેમ કે લાઈબ્રેરીને એક પ્રકાશક દ્વારા પૂરી પાડવામાં આવેલ નવી પુસ્તકોના એક સેટ માટે આપણે માહિતી કેવી રીતે ઉમેરીશું
આપણે તેના સભ્યોની એક યાદીને કેવી રીતે જાળવીશું
ત્યારે શું જો એક સભ્ય છોડવા અથવા તેનું સરનામું બદલવા ઈચ્છે છે
આપણે માહિતીમાં કેવી રીતે સુધારાઓ કરીશું જયારે એક પુસ્તક એક સભ્ય દ્વારા પાછી અપાય છે
કેવા પ્રકારના રિપોર્ટો આપણે બનાવવા ઈચ્છીએ છીએ
કઈ પુસ્તકો વાંચકો દ્વારા સૌથી વધુ વંચાયેલ છે
અને કેવી રીતે આપણે એ પુસ્તકોની યાદી બનાવીએ જેની પાછી આપવાની તારીખ સભ્યો દ્વારા જતી રહ્યી હોય જેમણે તે ઉછીની લીધી છે
હવે આપણી પાસે કેટલીક વિગતો છે ચાલો જોઈએ કે આપણે કેવી રીતે માહિતીને કોષ્ટકોમાં વિભાજીત કરી શકીએ છીએ
આપણે આપણી માહિતી આઈટમો અથવા એટ્રીબ્યુટોને મુખ્ય તત્વો અથવા વિષયોમાં વિભાજીત કરીશું
દરેક વિષય પછી એક કોષ્ટક બને છે
તેથી કોષ્ટકોની પ્રારંભિક યાદી સ્ક્રીન પર દર્શાવેલ ઈમેજની જેવી દેખાય છે
અહીં બતાવેલ મુખ્ય વિષયો અથવા તત્વો એ બુક્સ અને મેમ્બર્સ છે
તેથી બે કોષ્ટકો સાથે શરૂઆત કરવી એ અર્થપૂર્ણ છે એક બુક્સ માટે અને એક મેમ્બર્સ માટે
ચાલો હવે બુક્સ કોષ્ટક વિશે વિગતમાં જોઈએ
તેની પાસે ૧૦ એટ્રીબ્યુટો અથવા કોલમો છે જે આપણે પહેલા વ્યખ્યાયિત કરી હતી ટાઇટલ ઓથોર પબ્લિશર પબ્લિશરેડરેસ પબ્લિશર્સિટી પબ્લિશરફોન પબ્લિશયર પ્રાઇસ ઓથોરબર્થડેટ અને ઓથોરકાઉન્ટ્રી
હવે ચાલો જોઈએ કે આ કોષ્ટકમાં કઈ રીતે પ્રદર્શિત થયેલ છે
નોંધ લો કે દરેક પંક્તિ અથવા રેકોર્ડ એ એક પુસ્તક તેના લેખક અને તેના પ્રકાશક વિશે માહિતી ધરાવે છે
હવે આ ડીઝાઇનમાં બે ભૂલો છે
અહીં સમાન લેખક અથવા પ્રકાશક દ્વારા ઘણી પુસ્તકો હોઈ શકે છે
તો આપણે નોંધ લીધી કે લેખકની માહિતી અને પ્રકાશકની માહિતી ઘણી વાર પુનરાવર્તિત થઇ છે જે કમ્પ્યુટરની ડિસ્ક સ્પેસને બગાડે છે
અને આ ડીઝાઇન સાથે બીજી એક સમસ્યા એ છે કે તે ડેટાબેઝમાં અનિયમિતતા એનોમેલીસ ને બનાવવાનું જોખમ વધારે છે
હવે એનોમલી શું છે
સામાન્ય રીતે ડેટાબેઝમાં તે એક એરર અથવા અસંગતતા છે
એનોમેલીસ ત્રણ પ્રકારની હોય છે પ્રથમ છે ઈન્સર્શન એનોમલી જે જયારે એક નવો રેકોર્ડ દાખલ કરવામાં આવે છે ત્યારે થઇ શકે છે અથવા ત્યારે જયારે અન્ય એટ્રીબ્યુટોની હાજરી વિના અમુક ચોક્કસ એટ્રીબ્યુટોને ડેટાબેઝમાં દાખલ કરી ન શકાતા હોય
ઉદાહરણ તરીકે આપણે ધારીશું કે પેન્ગ્વીન નામનો એક નવો પ્રકાશક છે
હવે આપણી ડીઝાઇન આપણને પેન્ગ્વીન પ્રકાશકો વિશેની વિગતો દાખલ કરવા દેશે નહી જ્યાં સુધી આપણી લાઈબ્રેરી તેમના દ્વારા ઓછામાં ઓછી એક પુસ્તક ન મેળવે
બીજી એનોમલી છે ડીલીશન એનોમલી જે રેકોર્ડને રદ્દ કરવા દરમ્યાન થઇ શકે છે
અહીં ડેટાબેઝમાં પંક્તિ અથવા રેકોર્ડનું ડીલીશનઆપણે ઈચ્છેલ માહિતીથી વધારે માહિતીને રદ્દ કરી દે છે
ઉદાહરણ તરીકે આપણે જોઈએ છીએ કે આપણી લાઈબ્રેરીમાં ઓરિયન્ટ પ્રકાશકની પેરાડાઇઝ લોસ્ટ શીર્ષક નામની ફક્ત એક પુસ્તક છે
હવે જો આપણે આ સંપૂર્ણ રેકોર્ડ રદ્દ કરીએ છીએ તો આપણે ઓરિયન્ટ પ્રકાશકો પરની તમામ માહિતીને ગુમાવી દઈશું
અને તે સાથે આપણે લેખક જોહ્ન મિલ્ટન વિશેની માહિતીને પણ ગુમાવીશું
અને અંતે ચાલો જોઈએ અપડેટ એનોમલી શું છે
તે એક રેકોર્ડમાં સુધારાઓ કરતી વખતે થાય છે
ઉદાહરણ તરીકે ચાલો ધારીએ કે કેમ્બ્રિજ પ્રકાશકો પાસે એક નવું સરનામું છે
હવે આ પ્રકાશક માટે સરનામાની કોલમમાં સુધારા કરવા માટે આપણે એક કરતા વધુ સ્થાનમાં ફેરફાર કરવાની જરૂર રહેશે
આપણા કિસ્સામાં બે સ્થાને
અને જો કેમ્બ્રિજે એક હજાર પુસ્તકો પૂરી પાડી હોય તો એનો અર્થ એ છે કે આપણે તે હજાર રેકોર્ડોમાં સરનામાંને બદલવાની જરૂર છે
અને આપણે કદાચિત આકસ્મિક રીતે એક સ્થાને સરનામું બદલી બીજા સ્થાનમાં બદલવાનું ભૂલી ગયા
તેથી આ માહિતી ચોક્કસ ન હશે અને એ રીતે ડેટા સંકલિતતા ખોવાય જશે
આપણે આ સમસ્યા કેવી રીતે ઉકેલીશું
આપણે ફરીથી ડીઝાઇન કરવું જોઈએ જેથી આપણે દરેક હકીકતને ફક્ત એક વખત રેકોર્ડ કરીએ
જો સમાન માહિતી એક કરતા વધુ સ્થાનમાં પુનરાવર્તિત થાય છે તો આપણે તે માહિતીને એક અલગ કોષ્ટકમાં સ્થાનાંકીત કરવી જોઈએ
ચાલો જોઈએ કેવી રીતે
હવે આપણે બુક્સ કોષ્ટકને બુક્સ ઓથર્સ અને પબ્લિશર કોષ્ટકમાં વિભાજીત કર્યું છે
નોંધ લો કે દરેક કોષ્ટકની કોલમો ફક્ત તે જ તત્વો અથવા વિષય વિશેની હકીકતોને સંગ્રહીત કરે છે
આ રીતે આપણે પ્રકાશકની માહિતી પબ્લિશર કોષ્ટક અંદર ફક્ત એક વાર રેકોર્ડ કરી શકીએ છીએ
એજ રીતે એક અલગ ઓથર્સ કોષ્ટક હોવું એ લેખકની માહિતીને ફક્ત એક વાર રેકોર્ડ કરવાની પરવાનગી આપે છે
અને પછીના ટ્યુટોરીયલમાં આપણે જોશું કે કેવી રીતે આપણે આ કોષ્ટકોને બુક્સ કોષ્ટક સાથે જોડી શકાય
અહીં લીબરઓફીસમાં ડેટાબેઝ ડીઝાઇનનાં પહેલા ભાગ પરનું આ સ્પોકન ટ્યુટોરીયલનો સમાપ્ત થાય છે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
આ વિશે વધુ માહિતી httpspoken tutorialorgNMEICT Intro આ લીંક ઉપર ઉપલબ્ધ છે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
જોડાવા બદ્દલ આભાર